એની અંદર દળેલી ખાંડ ઓગળાનું છે. કાજુ બદામ

Lic પાવડર નાના હોય તો ચાલશે. પણ એ નક્કી સરખી રીતે mix કરી લો.

હવે તેનાથી નાના લાડુ વાળી કોપરાના છીણમાં રગદોળી

બરાબર છે. પછી નાના મોટા સૌને પસંદ લેવા મલાઈ મગજના લાડુ આજે જ બનાવો આ તમારા તૈયાર થઈ ગયા. અરે વાહ એકદમ સરસ સરસ પદ્ધતિ કી તમને બહુ જ મજા આવી. આ ચોક્કસ બનાવી તમારા માટે પણ હું બનાવીને લઈ આવ્યો. છોકરો ચોક્કસ તો કાલે તમે આવો એટલે આ બધું આપણે જરૂરથી વારતા કરીશ આપણે પછી મળીએ. હા હા મળે.

જય શ્રી કૃષ્ણ

આહ પર હું કેવી રીતે માની લઉ?

okay okay તો આ જે તમે card કો છો જેમાં ચાલીશ હજારનું જે payment pending છે એ actually મેં use કરેલું નથી અને એ ચાલીશ હજાર છે એ fraud છે મતલબ કે એ time એ મારા credit card માંથી કોઈ fraud કરીને paytm paytm માં બે ત્રણ ticket book કરેલી એનું amount છે તો એના થોડા time પછી મે અમ register કરેલી છે complain તમને કદાચ એ complain number મળી જશે અગર તમે મારી તમારી પાસે મારી bank detail છે તો એબી એમાં બતાવતું જ હશે. હા કારણ કે મારા mobile number પર જ એનો OTP આવ્યો હતો તો એમાં જ બતાવતા હશે પણ મેં વાપરેલા નથી એ કોઈ એ ઓંરે use કરેલા છે through thatOTP

પણ એજે process હતી જે paytm ના wallet માં જવાની ત્યારે જે OTP આવે એતો એ time એ તો credit card માટે નો OTP મારા number પર આવ્યો હતો તો એ OTP ના લીધે એ ચાલીસ હજાર એમાં transfer થયા છે તો એ scam આ actually આનો છે credit card નો છે paytm નો નથી.

હા તો એ જે OTP જે માણસ માંગતો હતો તે હસેશા થી કેતો આવતો હતો કે હું ICICI bank નો employee છું ICICI bank નો employee જો મતલબ એટલા માટે તો મેં તમને મેં પેલી વખત પુછ્યું કે હું કેવી રીતે માની લવ? કે તમે ICICI bank માંથી જ બોલો છો? જેવી રીતે હું અત્યારે તમરી સાથે વાત કરું છું બરોબર ને? Okay તો અત્યારે જયારે મેં complain કરેલી તો મારી પાસે complain number છે અગર તમે ક્યાં check કરી શકોકે એ complain અત્યારેબી available છે કે અ process માં છે.

zero one five one one zero

મને એતો ખબર પડી ગઈ કે એ OTPshare નથી કરવાનો કે મતલબ કે એના લીધે આજે વસ્તુ થઇ છે પણ ના હવે હવે શુ મતલબ હવે મારે અગર

પણ એ મે તો બિલકુલ વાપર્યા જ નથી તો મને આનું શું solution bank તરફ થી મળી સકે છે અગર હું કઈ cyber crime માં કઈ complain કરું okay અને problem મને એ છે કે હું lawyer રાખી બી લવ તોભી મને

દસ જણા સાથે બીજા સાથે વાત કરી ચુકી છું તો મને ખાલી એનું solution જોઈએ છે કે મને ICIC માંથી call આવતો at least બંધ થઇ જાય કે

હા તો મારા તો ચાલીસ હજાર invest જશે ને મેં બિલકુલ વાપર્યા નથી તો હું શું કામ કરું શું કામ ભરું? Okay okay તો હું અત્યારે payment કરવની try કરું છું. તમે જો online payment કરી શકશો અત્યારે? અગર હું કરી દઉં તો? okay તો મારી કોઈ બી detail જોવતી હોય કે મારામાં કોઈ OTP આવશે હોય તો એ હું અત્યારે provide કરી દવ.

અને મને અત્યારે શું insurance મળશે? વસ્તુનું કે તમે જયારે હું lawyer રાખીશ ત્યારે એ documentation માં support કરશે bank support કરશે તો તમે એનો mail મને individual મોકલી શકો ત્યાં amount નું payment ત્યાં એક વરસ પેલાનું છે એઆ time એ થયેલું છે એ bank officially મને mail કરી શકે? પણ એતો normal generator bill હશે ને? તમે સમજો છો complete bill payment completed વાળું bill હશે. પણ મને એક officially mail જોઈએ છે કે banking support કે જ્યારે હું lawyer રાખીશ. Okay અમ તો email ID મારું જોઇશે એવું?

dotICICIbank

okay okay અને બ બસ એક વખત અગર એ problem તમે solved બતાવ શો કે મેં આ payment કરી દીધું છે તો at least મને call આવવાના બંધ થઇ જશે અને મારે રોજ એકની એક વાત repeat કરવી નઈ પડે કે હા

Okay વાંધો નહિ. તો હું તમને તમારું આજે emailI'D છે એ ICICI bank નું main જ mailI'D છે right? તો એના ઉપર હું મારા કયા-કયા document જોવસે? અગર તમે મને એક વાર suggest કરી શકો તો? અચ્છા. મતલબ મારેજે lawyer સાથે lawyer સાથે વાત થઇ છે કે અમ જે થયું છે આમાં જેબી document મને જોઈએ છે okay okay અને હા હું payment અત્યારે કરી દઈશ. અમ મતલબ અમ બસ તમે એક વાર process કરીદો. તો હું PINnumber હમણાં નાંખી દઉં. OkayOkay

અમ હા one eight two nine Okay તો હું જેબી આ તમારું જે emailI'D છે. એના ઉપર મારું જેબી document જોઈતા હશે એબી mail કરી દઈશ. અને આ મારું payment ની જે self generated આવશે. તમારા ICICI bank માંથી એબી સાથે email કરીશ એટલે ખબર પડે. okay thank you so much ના ના thank you

છત્રપતિ શિવાજી મહારાજ નો પ્રારંભિક જીવન શિવાજી નો જન્મ પૂણે જિલ્લાના ચુનારા ગામના થયો હતો શિવાજી ની માતા જીજાબાઈ સિંધખેડ ના આગેવાન ની શિવાજી નું નામ તેમની માતા એ ભગવાન શિવાના નામ પર થી રખિયું હતું જેમણે તેઓ ખૂબ માન આપતા હતા શિવાજીના પિતા શાહજી બીજાપૂરી સલ્તનતની સેવા મા હતા એક સેનાપતિ તરીકે બિજાપુર અહમદનગર અને ગોલકોન્ડા વચ્ચે નું સંગઠન હ જે તે સમયે ડેઈકન ના સુલતાન ના હાથમાં હતું શિવાજી તેમની માતાની ખૂબ નજીક હતા તેમની માતા ખૂબ જ ધાર્મિક હતા એવી જ અસર શિવાજી પર પણ હતી તેને રામાયણ અને મહાભારત ખૂબ ધ્યાનથી વાંચ્યું હતું તેમાથી ઘણી બધી બાબતો શીખી હતી અને તેનેપોતાના જીવનમાં લાવી હતી

પત્ની જીજાબાઇનું દાદાજી કોંડદેવ પાસે મૂકીને કીલ્લા ની સંબડ રાખતા હતા શિવાજી ના શિક્ષણની દેખરેખની જવાબદારી એક નાનકડી એ મંત્રી મંડળ ખભા પર હતી જેમના પેશવા થામરાવ નીલકંઠ મજમુદાર બાલકૃષ્ણ પણ રઘુનાથ બલાલ એક બભીર ડાભીર સોનોપંથ અને મુખ્ય શિક્ષક કોંડદેવ શિવાજીને લશ્કરી અને Martialart ની તાલીમ આપવા માટે કાનોજી જેતે અને બાજી શિવાજીએ કોંડદેવ પાસેથી હિન્દુ ધર્મનું શિક્ષણ સાંસ્કૃતિક શેના ઘોડે સવારી અને રાજકારણ ની વિશે તે બાબતો શીખી શિવાજી નાનપણથી જ બુદ્ધિશાળી અને મન ના હતા તેમણે વધારે શિક્ષણ મેળવ્યૂ ન હતું પરંતુ જે પણ શીખવામા આવતું તે ખુબજ ખંત થી સિખતા નાનપણ માજ પોતાની ઉપપર ના બડકો ને ભેગા કરી તેમના નેતા બની યુદ્ધને કિલો જીતવાની રમત રમતા હતા યુવા વિસ્ટા મા આવતાજ તમના રમત એક વસ્તીવિક રમત મા બદલાઈ ગઈ બાર વર્ષની ઉંમરે શિવાજી બેંગ્લોર હતા એમાં તેમણે તેમના ભાઈ સંભાજી અને માતા સાથે અભ્યાસ કર્યો તેથી જ તેમણે બાર વર્ષ ની ઉમેર એ ચૌદ મે સોડસોચાલીસ મા પાઇબાઇ

પંદર વર્ષ ની ઉમેર એ સીવજી એ પ્રથમ યુદ્ધમા સોડસોપિસ્તાડિસ સુધીમાં અઅ સીવાજી અ ઇનાયત ખાન પાસેથી તુનેટોરનાર ની આસપાસ ના પૂર્વસલ્તનત હેથડ અ ફિરંગી ફિરંગગોહજી એ મરસાલ પસે થી એક આદિલશાહી governor પાસે થી કોણધાન સિંઘગઢ અને પુરંદર સહિત અનેક વિવાદ નિયંત્રણો મેડવ્યા આ પરાક્રમ તેમની આગ્રામદિલઇસુથી બહુજ વખણાઈ બધે તેમના નામ થી ડારતી સ્તિથિ પેદા થઈ ગઈ પુરંદર ની સમધી ઔરંગઝેબ એ હાર ન માની અને આ વખતે તને અંબર ના રાજા જયસિંઘ અને દિલીપસિંઘ ને શિવજીઓ સામે ઉભાકર્ય ચોવીસ એપ્રિલ સોલસોપાસઠ મા જયસિંઘ શિવજી એ જીતેલા તમામ કિલ્લા જીતે છે અને પુરંદર મા શિવજી ને હરવ્યું વ્રજગઢ અર પણ અર પણ પોતાનો સાસન સ્તાપીથ કરે છે. પુરનંદર ના કિલ્લા નું રક્ષણ કરતાં શિવજી ના સથી મુરારજી તેમના પરં ઘુમાવ્યા આ હાર પછી શિવજી એ મુઘલો સાથે વાટાઘાટો પડી શિવજી એ ત્રેવીશ કિલ્લા ઓ ના બદલા મા મુઘલો ને ટેકો અપીયો ને બીજાપૂર સાહમે મુઘલો સાથે ઊભા એ કઈ ગયા આ રીતે બાવીસ જૂન સોડસોપાસઠ મા બંનેને નેતા સમધી સરત પર ને પુરણધાર ની સમજી પૂર્ણ કરી. કરાર હોવા છતા ઔરંગઝેબ એ શિવજી સાથે અ સારો વ્યવહાર ન કર્યો તને શિવજી અને તેના પુત્ર ને કેદ કરી પરંતુ શિવજી એ ફરી એક પોતાની બુદ્ધિ અને ચલાવી ને ઉપયોગ કરી ને કેદ મા થી બચવા માટે તને ગંભીર અને પ્રાથના માટે ભેટ તરીકે મંદિર મા મોકલવાના માટે મીઠાઇ ની ટોપલીઓ ની વ્યવસ્થા કરી તેણે રણકો મા ના એ તરીકે કર્યો અને તેમના પુતડા ને એક ટોપલી મા છુપાવ્યૂ અને સત્તર ઓગસ્ત સોડસોછાસટ ના રોજ પાવી ગયા

સોડ સોડસો ચુંમોતેર મા શિવજીમહારાજ ના એકમાત્ર સાસક બન્યા તેણે હિન્દુ વિધિ પ્રમાણે શાસન કર્યું છત્રપતિ શિવાજી મહારાજ નું રાજ્ય અભિષેક છત્રપતિ શિવજી એ સોળસો ચુંમોતેર મા મહારાસ્ટ્ર મા હિન્દુ રાજ્ય ની સ્તાપના કરી ત્યારબાદ તમનો રાજ્યઅભિશકે થયો શિવજી કુર્મી જાતી ના હતા જેતે સમય એ સુદ્ર માનવા મા આવતા હતા જેના કારણે તમામ બ્રહ્મણ તેમનું વિરુદ્ધ કર્યું રાજ્ય અભિશકે કરવાની ના પડી શિવજી એ બનારસ ના બ્રહ્મણનો આમંત્રણ મોકલ્યું પરંતુ તેઓ રાજી ના થાય પછી શિવજી એ તેમને સમજાવ્યા પછી તમનો રાજ્ય અભિશકે થયો ત્યાં તમને છત્રપતિ નું વિરુદ્ધ મડિયું બાર દિવસ પછી તમની માતા જીજાબાઈ નું અવશન જેના કારણે શિવજી એ શોક વયુક્ત કર્યું થોડા સમય પછી તેમનો રાજ્ય અભિશકે ફરી થી કારવ્યો જેમાં દૂર દૂર થી રાજ પંડિતો ને બોલવામાં આવ્ય હતા. તેનો ઘણો ખર્ચો થયો હતો પછી આ પછી શિવજી આ પોતાનો નામ નો સિક્કો પણ બહાર પડિયો તાજીઆભીષકે પછી શિવજી ના નિર્દેશન હેતદ મરથાઓ એ હિન્દુ સર્વભૂમત્વ હેતદ મોટાભાગ ના ડેકન રજાઓ ને યકીકૃત કરવા માટે આક્રમક વિજય પ્રયશ સારું કર્યા તેણે ખાનદેશ બીજાપુર કોલકપૂર જાન જંજીર રામનગર અને બેલગામ જીતી લીધું તને આદિલ શાહ સધકો ધ્વારા નિયંત્રણ વેલ્લોર અને કિલ્લા કબજે કર્યા હતા સાંઝહોર અને મહેશ્વર પર ના તેમના holding ને લઈ ને તેઓ પોતાના સાવક ભાઈ જી સાથે પણ સમજૂતી મા આવ્યા હતા તેમનો ઉદ્દેશ છે મૂળ હિન્દુ શાસ્ત્ર ના સાહસન હેઠડ ડેકન રાજ્ય ને એકીકૃત કરવાનો હતો

ખ્રિસ્ત અને મુસ્લિમ સાસકો તેમના બડ ના પ્રયોગ થી પોતાના અભિપ્રાય હિનદૂ પર દાગો કરતાં હતા આ કાર્યા માં સીવજીમહારાજ આ ફક્ત ધર્મ સ્તથડો ની રક્ષા નહીં પરંતુ ધર્મ બદલેલ મસ્લિમ અને ખ્રિસ્ત તે માટે ભય મુક્ત વાતાવરણ તૈયાર કર્યું તેમના વહીવટ તંત્ર માં પણ મુસ્લિમ માં સમાવેશ કર્યું હતું સિવાજી નો ભાગવાનો ઇતિહાસ સિવાજી એ પોતાના રાસ્ટ્રધ્વજ ના હિંદુત્વ નું પ્રતિક છે આની પછાડ ઍક કથા છે સિવાજી રામદાશજી ને ખૂબ પ્રેમ કરતાં હતા તેમની પાસે થી સીવાજી એ ઘણું સિક્સ્ન લિધુ ઍક વાર રામદાસજી પોતાના સામ્રાજ્ય માં ભીખ માગી રહ્યા હતા ત્યારે જ સિવાજી એ તેમણે જોયા અને તેઓ તેનાથી ખુબજ દુખી થ્યા તેઓ તેમણે તેમના મહેમ માં લઈ ગયા અને તેમના પગ પર પડ્યા તેમણે વિનંતી કરી પરંતુ ખોરાગ્ય લેવા વિનંતી કરી શિવજી ની ભક્તિ જોઈ ને સ્વામિ રામદાસજી ખુબજ ખુશ થયા પરંતુ તેઓ સાંસારિક જીવન થી દૂર રહવા માગતા હતા તેને કારણે તેમણે સામ્રાજ્ય નો ભાગ બનવાની ના પાડી પરંતુ શિવજી એકહ્યું કે તેઓ તમણું સામ્રાજ્ય સારી રીતે ચલાવે અને તમને સોપી દે કપડાં નો ટુકડો ફાડી ને કહ્યું કે તમને તમારી banavo તે તેમણે હમેશા મારી યાદ આપવાસે ને મારા આશીર્વાદ હમેશા તમારી સાથે રહસે છત્રપતિ શિવજી ને મહાન શિવજી બનાવવા સમર્થ રામદાસ નું ખુબજ યોગદાન રહ્યું શિવજી ની શેના શિવજી પાસે ખુ ખૂબ મોટિ સેના હતી શિવજી હમ પિતા ની જેમ પોતાની શેના ની સાંભડ રાખતા હતા શિવજી પોતાની ની સેના મા સમક્ષ લોકો સક્ષમ લોકો ની ભરતી કરતાં હતા તેમણે તેમની એટલી સક્ષમ ન હતી કે તેઓ એક વિશાળ સેના ને સારી રીતે ચાલી સકતા હતા તને આખી સેના ને ખૂબ સારી રીતે તાલીમ આપી હતી તે શિવજી ન કહેવા થી બધુ સમજી ગયો હતો તે સમયે વિવિધ પ્રકાર ના આવતા પરંતુ શિવજી ખુબજ દયાળુ રાજા હતા તેઓ કોઈ ની પાસે થી બડજબરી એ થી કર્વ ન હતા તમને બડકું બ્રહ્માનો સ્ત્રી માટે ઘણું કામ કર્યું ઘણી પ્રથાઓ બંધ કરવામાં આવી છે તે સમયે મુઘલો હિન્દુઓ પર ખૂબ જુલ્મ કરતાં હતા તમને ઇસ્લામ અપનાવા માટે દબાણ કરતાં હતા આ વાત ચાર માં શિવજી મશીહા બન્યા હતા શિવજી એ એક મજબૂત નૌકાદળ ની સ્ટાપના કરી હતી જે સમુદ્ર નીચે પણ ટેનત હતી અને દુશ્મનો તે સુરક્ષિત હતી તે સમયે શિવાજી ના કિલ્લા મા અંગ્રેજો મુઘલ બંને બેઠા હતા તે થી તમની ભારતીય નૌકાદળ ના પિતા કહવામાં આવે છે

બસ મોજ છે શું ચાલે અત્યારે હા હા તેમ વાત કરતાં તા આવવા નું. શું કરવા આવવાનું હતું તમારે આધાર કાર્ડ માં નાના બાળક માં એવું છે, એક પાંચ વર્ષ નીચેના નુ ને અઠાર નીચેના નુ, તો આપડે કેટલાં પાંચ વર્ષ નીચેના નું કરવા નું છે કે અઢાર વર્ષ નીચેના નું. પાંચ વર્ષ નીચેના નુ તો રેશન કાડૃ મા નામ Ad થઈ ગય છે એક આપણે રેશન કાર્ડ Original જોશે છે અને પછી આપડે નાના બાળક હશે એનું નાના બાળક નું ગમે તે ફોટો વાળૂ આઈડી હસે તો ચાલશે અને ગમે તે Parents માં જેમ કે માતા કા પિતા નુ આધાર કાર્ડ હશે તો ચાલશે ગેમ તેનું એકનું, હવે એમાં એમ એક Head of family તરીકે લઇ શકે છે કે Mother કા Father ના Mother કા Father ના Finger print ઉપર થી એનું આધાર કાર્ડ Generate થઇ જાય, તો Head of head of family ના Reference થી આપણે આધાર કાર્ડ Generate થઈ જાય છે જેમાં મમ્મી કા મમ્મી કા જેનું આધાર કાર્ડ રહશે તેને Compulsory આવવું પડશે. બરાબર અને એજ જો તેના પાસે ગમે તે Bank account હશે કે ગમે તે હશે તો એમ Bank account માં Passbook માં Front માં તેનો ફોટો ચોંટાડી બાળક નો અને તેના ઉપર Branch manager ની Signature અને Stamp કરવાડાવી ને એક તેના ઉપર થી એ થઈ શકશે જેવી રીત ના આપડે બંને નું અ આધાર કાર્ડ બને રીતમાં થઈ શકે છે. જે તમને ઈજી લાગે, તમે આવજો એના ઉપેર થી આપડે થઈ જશે. અ પાંચ વર્ષ ના હોય તો ઈ સ્કૂલ માં ભણતા હોય તો School bonafide certificate જોઈ, જે અંગ્રેજી માં હોવું જોઈ, પછી રેશન કાર્ડ માં નામ હોવું જોઈ, અને Birth certificate હોવું જોઈ, એના Plus માં પછી School નું I card હોય જેમાં નામ અને Photo હોય તે પણ ચાલે, School માં થી કોઈ Standard forum કરી આપે છે જેના ઉપેર થી નિકલી શકે

આવી રીત ના ઘણા બીજા છે કે જેના થરું આપણે આધાર કાર્ડ Generate કરી શકિયે હવે આપણે આધા ર કાર્ડ Registration કરી ને Office માં આપશે આવી રીતે હું ઘણી વખત કરાવી પણ Reject થઈ જાય છે, તો આપણે Call કરીને કહેવું Complain કરી દેવામાં આવી, અને Action લઇ કેવી રીતે કરવાનું એ Regional office માં બતાવી

નહિ એનુ શું છે કે એ ક ઈ કારડ થી

એટલે એવું હોય તોહ કાલે કે પરમ દિવસે એમને બોલાવી લો નવે સર થી એક એનું સ્ટાટપ પર થી અરજી મૂકી અને કેવી રીતે આગળ પ્રોસેસ કરીએ એ અહીંથી મેલ કરી નાખીએ ઓફિસ માં કમ્પલેન નંબર કરાવી નાખીએ ઝંઝટ થઈ જાય અને શાંતિ વધી જાય આપડે એવું કાઈ પછી Site પર Mail કરવુ અને Regional office માં Complain કરી દેવાની કે અમે તમે મેલ કર્યુ છે, આ આધાર કાર્ડ અમારા પાસે એની Copy તમે મોકલી છે વારંવાર મારુ આધાર કાર્ડ Reject થાય છે તો એને Generate કરવા શું કરુ, શું કરુ, એટલે એ Generate કરી નાખશે નવ્વાણું થી સો ટાકા આવી Problem કોઈદી આવતી જ નથી. આધારકાર્ડ એક વાર બની ગયું હોય ને બીજી વાર હોય ને તોયે આધારકાર્ડ એમ આપી દઈએ કે Previous આધાર નંબર આ રીતના છ પણ, આ કેસ માં કેમ વારંવાર થાય છે એ મનેય નથી ખબર પણ આપડે બનશે એટલી મેનત કરશું બોલાવી લેજો. જેટલું થશે એટલું અપડે Best પાર Try આપીયે.

પાક્કું પાક્કું, આપડે એનું એ રીત ના ગોઠવી નાખશું અને ઓલા આપડે શું નામ? આપડે, Just a minute તમને કવ. ચાલુ રાખજો. આપડે, Last time reject નોતું થાય ગયું તેમનું આધારકાર્ડ.

એમનું Reject થાય ગયું તું, તો એમને પાછા બોલાવી લેજો એમના પણ Same process Address ની પછી આપડે Address માટે અને એમનું નામ Carexon માટે મળી જશે

પણ Actually માં એક Problem એવું આવ્યું કે M connect open નથી થતું એમાં હમ Account not found એવી Error આવે છે.

હવે એમ ના, મેડમ ને વાત કરીતી તો એ કી કે Individual કૈક કરવું પડશે Account કે એવી રીત ના. તો મેં કીધું કઈ વાંધો નાઈ. મેં કીધું ધીરૂભા ને બધા Document આપ્યા તા. એના ઉપર દિઉભા એ આગળ Process તો કરી તી પણ આવી રીતના M connect અને Minor માં આપડે અમ આ ઓકે Card કે Debit card કે નાઈ આવે ને? Suppose આપડે એમાં PAN card No લઇ લઈએ તો Minor નું? બરાબર. પંદર વરસ સુધી નું Generate જ નઈ થાય તો પછી એ Operate કેવી રીતે કરવાનું આ આપડે? બરાબર. અને આપડે Google pay ને ઈ તો ચાલુ થાય ને આમાં? એવું છે બરાબર. બરાબર. M connect તો જોકે ચાલુ કરાવડાવ્યું છે મેં. M connect તો જોકે ચાલુ કરાવડાવ્યું છે હવે M connect તો જોકે ચાલુ કરાવડાવ્યું છે હવે એમાં SupposeM connect register to do Branch જવું પડશે ને? તેના માટે Same process રહેશે? આ ડીસ Disregistration નું ફોર્મ ભરવાનું ને એમાં પછી Guardian ની Signature લાગશે ને? અને બીજી એક વસ્તુ. બીજીએ મારા ઘરના નું Account છે મારા Wife નું. હવે એ Account માં એમનું એમનું Merge થઈ ગયું છે અથવા તો એમના Account માં Open થયું છે.

બરાબર તો ઈ ID ઉપર. તો ઈ ID ઉપરથી હું Operate ના કરી શકું? બરાબર છે એટલે હું Transaxon તેના ઉપર થી ના કરી શકું ને? બરાબર. તેમાં હું ખાલી Balance check ને તેવું કરી શકું. બરાબર ને? Actually માં એવું છે કે આપણું એક ગુજરાત જ છેને જી Marriage Certificate માં ફોટો નથી આપતું આપડા એક ગુજરાત માં જ નથી આવતું ગુજરાત બાર ના બધા માં ફોટો આવે છે. ગુજરાત બાર નું Marriage Certificate. ગુજરાત બાર એ Marriage કરેલા હોય ને તો Easy નામ Change થાય જાય છે. તો એમાં ફોટો નથી આવતો અને આધારકાર્ડ માં જે Option આવે છે. Marriage certificate with photograph તો આપડે એમાં માટે એના મટે બે રસ્તા છે. કા તો તમે Elexon કાઢતા હોય એ પેલા નવું કઢાવો. બન્ને માં એક હમ કારણ કે Name check કરવા માટે એક ફોટો ID જોઈ અને Address માટે તો રેસન કાર્ડ છે BankPassbook છે ઘણા Option છે Passport છે બરાબર ઈ તો Generali થઈજાય છે પણ. ફોટો ID માં એક Elexon card છે પણ કાર્ડ છે Driving license છે પણ Elexon card સૌ થી Simple રસ્તો છે Easy જે કી ને આપડે તો Elexon card છે તો Elexon card સૌ થી પેલા અપડે કઢાવી લેવાનું અને કે પછી એના અવેજી માં બીજું એના અવેજી માં બીજું કાય કે Bank માં Account હોય તો Marriage certificate દઈ અને એના Husband ભેગું Joint account કરાવી લેવાનું એમાં ફોટો ચોંટાડી લેવાનો અને Branch manager ની Branch manager કે પછી Joint manager ની Signature તેના ઉપર થઈ જાય એટલે એના ઉપરથી એના ઉપરથી ફોટો આ Name change થાય જાય છે પણ એમાં જે Bank હોય ઈ Bank Govt હોય ને Nationalization bank હોવી જોયે એસબીઆઈ એસબીઆઈ છે બી ઓ બી ઈ Nationalization bank હોય તો વધારે સારું અને એના ઉપર થી ઈ વાય ડી આવે ન Verification એ આપવાં રિયે અને જલ્દી થી Data મળી જાય

અ ઘણી વાર Suppose ક્યારેક Fraud થાય ગયો ગમે તે જેમ કે અપડે અવાર નવાર વાંચીયી છી પેપર માં કે એ ઘણી વાર Fraud થાય છે બરાબર ત્યારે Operator Su Verify ઓપ આ બધી વસ્તુ Operator માં આવે Operator verify કરી ઈ વાય ડી એને દેતા આપે છે એટલે ઈ Responsibility operator ની હોય છે Verify કરવું ના કરવું ઓ એચ પી કરવાનું